જાવા માં સ્ટ્રીંગ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં તમે શીખશો કેવી રીતે સ્ટ્રીંગ્સ બનાવવું સ્ટ્રીંગ્સ ઉમેરવું અને મૂળભૂત સ્ટ્રીંગ્સ ઓપરેશનો કેવી રીતે કરવા જેવા કે લોઅર કેસ અને અપર કેસમાં રૂપાંતર કરવું
આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 1110 જેડીકે 16 અને એક્લિપ્સ 37 નો ઉપયોગ કરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં ડેટા ટાઈપ્સ માટે જ્ઞાન હોવું જરૂરી છે
જો નહિં તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ
જાવામાં સ્ટ્રિંગ એ અક્ષરોની શ્રેણી છે
સ્ટ્રિંગ્સ સાથે શરૂ કરતા પહેલાં આપણે પ્રથમ કેરેક્ટર ડેટા ટાઇપ વિશે જોશું
ચાલો હવે એક્લિપ્સ ઉપર જઈએ
આપણી પાસે એક્લિપ્સ આઇડીઇ અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે
આપણે સ્ટ્રિંગડેમો ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેર્યી છે
મેઇન મેથડ અંદર ટાઇપ કરો ચાર સ્ટાર ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર એસ્રટીક્સ આ સ્ટેટમેન્ટ સ્ટાર નામ સાથે ચાર ટાઇપનું વેરિયેબલ બનાવે છે
તે બરાબર એક અક્ષર સ્ટોર કરી શકે છે
ચાલો થોડા અક્ષરોની મદદથી એક શબ્દ પ્રિન્ટ કરીએ
ચાર લાઈન રદ કરો અને ટાઇપ કરો ચાર સી1 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર સી ચાર સી2 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર એ ચાર સી3 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર આર આપણે કાર શબ્દ બનાવવા માટે ત્રણ અક્ષરો બનાવ્યા છે
હવે શબ્દ પ્રિન્ટ કરવા માટે તેમને વાપરીએ
ટાઇપ કરો systemoutપ્રિન્ટ systemoutપ્રિન્ટ systemoutપ્રિન્ટ નોંધ લો કે હું પ્રિન્ટલન ને બદલે પ્રિન્ટ નો ઉપયોગ કરી રહ્યી છું તેથી બધા અક્ષરો સમાન લીટી પર પ્રિન્ટ કરવામાં આવેલ છે
ફાઈલ સંગ્રહો અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે
પરંતુ આ મેથડ ફક્ત શબ્દ પ્રિન્ટ કરે છે પરંતુ બનાવતા નથી
શબ્દ બનાવવા માટે આપણે સ્ટ્રીંગ ડેટા ટાઇપ વાપરીશું
ચાલો તેનો પ્રયાસ કરીએ
મેઈન મેથડ અંદર બધું રદ કરો અને ટાઇપ કરો સ્ટ્રીંગ ગ્રીટ ઇકવલ ટુ હેલ્લો લર્નર નોંધ લો કે સ્ટ્રીંગ શબ્દમાં એસ અપરકેસમાં છે
અને આપણે વિભાજકો તરીકે સિંગલ અવતરણ ચિહ્નને બદલે ડબલ અવતરણચિહ્નો ઉપયોગ કરી રહ્યા છીએ
આ સ્ટેટમેન્ટ ગ્રીટ વેરિયેબલ બનાવે છે જે સ્ટ્રીંગ ટાઇપનું છે
હવે ચાલો મેસેજ પ્રિન્ટ કરીએ
systemoutપ્રિન્ટલન ફાઈલ સંગ્રહો અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ મેસેજ વેરિયેબલમાં સંગ્રહિત કરવામાં આવે છે અને તે પ્રિન્ટ કરવામાં આવેલ છે
જાવામાં સ્ટ્રીંગ્સ પણ ઉમેરી શકાય છે
ચાલો જોઈએ આ કેવી રીતે કરી શકાય
હું મેસેજમાંથી લર્નર રદ કરું છું
આપણે નામ એક અલગ વેરિયેબલમાં સંગ્રહ કરીશું
સ્ટ્રીંગ નામે ઇકવલ ટુ જાવા હવે આપણે મેસેજ બનાવવા માટે સ્ટ્રિંગ્સ ઉમેરીશું
સ્ટ્રીંગ એમએસજી ઇકવલ ટુ ગ્રીટ પ્લસ નામે પ્રિન્ટ સ્ટેટમેન્ટમાં ગ્રીટ એમએસજી દ્વારા બદલો ફાઇલ સંગ્રહો અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ગ્રીટિંગ અને નામ બતાવે છે
પરંતુ તેમને અલગ બતાવવા માટે જગ્યા નથી
તો ચાલો સ્પેસ કેરેક્ટર બનાવીએ
ચાર સ્પેસ ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર સ્પેસ નોંધ લો કે મેં વેરિયેબલ નામ માટે બધા અક્ષરો અપરકેસમાં મુક્યા છે જેથી તે રીતે સ્પષ્ટ દેખાય
તમે તે તમે ઇચ્છો તે પ્રમાણે બદલી શકો છો
હવે ચાલો મેસેજમાં સ્પેસ ઉમેરીએ
ગ્રીટ પ્લસ સ્પેસ પ્લસ નામે ફાઈલ સંગ્રહો અને રન કરો
હવે આપણે જોશું કે આઉટપુટ સ્પષ્ટ અને ઈચ્છિત તરીકે છે
ચાલો થોડા સ્ટ્રિંગ ઓપરેશન્સ જોઈએ
હું હેલ્લો અને જાવા શબ્દના થોડા અક્ષરોને અપર કેસમાં બદલીશ
ઘણી વખત યુઝર જયારે ઇનપુટ આપે છે તો આપણી પાસે આ પ્રમાણે મિશ્ર કેસ માં વેલ્યુઝ છે
તો આઉટપુટ જોવા માટે ફાઇલ રન કરો
આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ સ્પષ્ટ નથી
તો ઇનપુટ સાફ કરવા માટે સ્ટ્રીંગ મેથડનો ઉપયોગ કરીએ
ટાઇપ કરો ગ્રીટ ઇકવલ ટુ greettoLowerCase આ સ્ટેટમેન્ટ ગ્રીટ સ્ટ્રીંગના દરેક અક્ષરને લોવર કેસમાં બદલે છે
નામે ઇકવલ ટુ nametoUpperCase આ સ્ટેટમેન્ટ નામે સ્ટ્રીંગના દરેક અક્ષરને અપર કેસમાં બદલે છે
ફાઇલ સાચવો અને તે રન કરો
આપણે જોઈ શકીએ છીએ કે સ્ટ્રીંગ મેથડનો ઉપયોગ કર્યા બાદ આઉટપુટ સ્પષ્ટ છે
આ પ્રમાણે આપણે સ્ટ્રીંગ બનાવી શકીએ છીએ અને સ્ટ્રીંગ ઓપરેશન્સ કરી શકીએ છીએ
અહીં વધુ સ્ટ્રીંગ મેથડો છે અને આપણે તેમના પર જટિલ વિષયો પર જતા ચર્ચા કરીશું
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સ્ટ્રિંગ્સ કેવી રીતે બનાવવું અને ઉમેરવું અને સ્ટ્રીંગ ઓપરેશન્સ કરવા જેમ કે લોઅર કેસ અને અપર કેસમાં બદલવું
આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ છે
જાવામાં સ્ટ્રીંગ્સની કોનકેટ મેથડ વિશે વાંચો
સ્ટ્રિંગ્સ ઉમેરવાથી તે કેવી રીતે અલગ છે તે જુઓ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
જોડાવા બદ્દલ આભાર